સિલવંત સાધુ ને આપડુ શું છે? ભજન છે. સ્વીકારીને તો સ્વીકારીને શું છે સોને દુહો પદ સ્વીકારીને છે ને ઊર્મિ કાવ્ય માં ભી આવે અને સૉનેટ માં ભી આવે બરાબર તો યાદ રાખ જો confusion તમને ના થાય સ્વીકારીને અ સૉનેટ માં ભી આવશે અને ઊર્મિ કાવ્ય માં ભી આવશે તો તમારું તકલીફ નાથાય એનું તમારે ધ્યાન રાખ વા નું છે દિવસો જુદાઈ ના જાય છે અ દિવસો જુદાઈ ના જાય છે એટલે ગઝલ છે એટલે અને હું અહીંયા select કરીશ કુલદીપક થાવું કઠિન તો હમણાં જ અપડે જોયુ અને આપડે દુહો કયીશું તો આ તમારો right answer છે અહીંયા થી પણ આ ખાશ યાદ રાખ જો આ confuse તમને ના કારે સ્વીકારીને અંદર ઊર્મિ કાવ્ય સૉનેટ જે ભી આ તમને option આપેલું હોય અને તમે selection કરી શકો છો ચાલો ફરીથી કૃતિઓ ને સાહિત્યકાર આપેલા છે ફરીથી અમુક અમુક તો repeat થાયછે તમને ફટાફટ અવળી જાય બરાબર માધવ ને દીઠો છે ક્યાં? અ ચાંદલિયો ચાંદલિયો લોક ગીતા છે બરાબર છે એટલે અને હું select કરીદઈશ અ બોલેએ ના કઈયે તો બોલેએ ના કઈયે શું છે વતન થી વિદાય થા તા ઇ સોનેટ છે એ મને ખબર ચાલો બોલેએ ના કઈયે બોલેએ ના કઈયે શું આવશે તો એ ગીતા છે

હું એવું ગુજરાતી તો એની અંદર વિનોદ જોશી આવશે અને દીકરી દીકરી એટલે અશોક ચાવડા લખેલું છે એમનું ઉપનામ છે બેદિલ એટલે હું બેદિલ સાથે connect કરીશ okay ચાલો સરસ છે અ અવળી ગયું મને ચાલો કૃતિઓ અને કર્તા ફરીથી ફરીથી કૃતિઓ અને કર્તા વૈષ્ણવજન સિલવંત સાધુ માધવ ને દીઠો છે ક્યાં અને મૃતક તો વૈષ્ણવજન કોને ભઈ આખા ગામ ને ખબર છે નરશી મહેતા એ લખેલું છે સિલવંત સાધુ ને તો ગંગાસતીએ લખેલું છે માધવ ને દીઠો છે ક્યાં એ હરીન્દ્ર દવે નું છે અને મુક્તક અનિરુદ્ધ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રહીશમણાંયર વિચારો ફટાફટ તો શું આવશે મૃતક મુ મુક્ત ની અંદર રહીશમણાંયર બરાબર તો આરીતે તમારે કરવા નું હતું ચાલો ફરીથી કૃતિ અને કર્તા હાઈકુ હાઈકુ નું મને નઈ ખબર એક બપોરે નું મને ખબર છે રાવજી પટેલ એટલે હું પેલા રાવજી પટેલ select કરીદઈશ દિવસો જુદાઈ ના જાય છે ગનીદય વાલા નું છે એટલે હું અને select કરીદઈશ વતન થી વિદાય થતા વદન વતન થી વિદાય થતા કોનું છે જયંત પાઠક નું છે એટલે હું અને connect કરીદાઈશ હવે હાઈકુ હવે હાઈકુ માટે મારી પાસે બે નામ છે બરકત વીરાણી અને મુરલી ઠાકુર બરાર તો હાઈકુ કોને લખેલુ મુરલી ઠાકુરે બરકત વીરાણી એ નઈ બરાબર મર બરકત વીરાણીએ મુક્તક લખેલું છે તો મુરલી ઠાકુર આવશે ચાલો round બે complete થઈગયો ક્યાં વિદ્યાર્થીને અ કેટલા આવડયા એભી તા મારે મને કોને connect કરી ને કેવા નું છે comment ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ નોટ અને પેન જો તમે લીધેલી તમારા હાથ માં હશે તમને માજા આવશે બરાબર માજા આવે છે કે નઈ preparation તમારી એકદમ fast થશે તમે જાતે કરવા બેશો ને તો અટલા સમય ની અંદર એટલું બધું complete નહિ કરીશકો defently નહિ કરી શકો અહીંયા તમારું mind ભી active થશે અને એકદમ speed માં જાણે પેલું વાવાજોડું આવતું હોયને તમારું આખુ revision થાયજતું હોયને એવું થઈજશે આખા ગુજરાતી નું ખરેખર મને કો fast તમારું mind actively દોડે છે કે નથી દોડ તું ખરેખર તમને સારું લાગતું હોય તો heart નો symbol મોકલી આપજો અમારી આખી team આટલી બધી મહેનત કરીને આ બધુ ready કરેલું હોય છે અને વિદ્યાર્થીઓ ભી અહીંયા આવે એટલે અમને ખુશી થાય છ હાજર છ છસો ને પચીશ વિદ્યાર્થીઓ અયેલા છે આજ ખરેખર અ અત્યરે આખા ગુજરાત માં સૌંથી મોટો classis અહીંયા જ ચાલે છે દિવાલી પરા યુથ પર અને તમે એ ના part બનેલા છો ખરેખર તમે જે દિવસે ગુજરાતી નું paper આપવા જાવ ને તમને benefit થાય ને તો બાર નીકળી ને કે છે ભઈ વિકિ sir ના વાવાજોડા માં આવજે શું કેવા નું વિકિ sir ના વાવાજોડા માં આવજે આગળ દિવસે session માં માજા આવશે object ની તારી તૈયારી થઈજશે ખરેખરે કોઈ ને માજા આવતી હોય હવે અપડે જોવા નું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પાઠયપુસ્તક ના પાઠ આડત્રીસ ખાલી જગ્યા જોવા ની છે round ત્રણ ની અંદર બરાબર ready છો આમાંથી option તમને આપેલા હશે option તમને આપેલા હશે એટલે એની અંદર ready રેજો ફટાફટ ચલો અ યોગ્ય વિકલ્પ પસંદ કરીને પાઠય પુસ્તક ના પાઠ આધારિત ખાલી જગ્યા ની સવ્યથતા નો શરીર તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે તન મન કે ધન તન મન કે ધન વિચારો ચાલો ખાલી જગ્યા ની સવ્યથાતા નો તન એટલે શરીર થાય મન એની તંદુરસ્તી પર અસર થાય ધન ધણી તો ના થાય બરાબર પૈસા હોય અને કઈ ક સ્વાસ્થ જોડે કઈ લેવા દે વા નહીં શરીર ની તંદુરસ્તી પણ અનાવે ભઈ મનની સ્વસ્થા નો એટલે તમારો answer આવશે મન બોડી ને તાવડી આતો કહેવત જ છે અવડે ને બોડી ને તાવડી કણકી કેઈ એટલે એનો જવાબ આવશે આ કૃષ્ણ જન્મ નો ખાલી જગ્યા નિકટ ને નિકટ આવતું હતું. સંકટ અવતું તું ના ભઈ સંકટ અવતું ના પર્વ આવતો ના પર્વ તો એક દિવસ હતો ને જન્મોસ્તવ ની વાત છે અહીંયા કૃષ્ણ જન્મ નું મુહૂર્ત નીચે ને નજીક ને નજીક આવતું એટલે તમારો જવાબ આવશે મુહૂર્ત હાંધોડી ની સ્વામી સ્વામી ભક્તિ એક ખાલી જગ્યા પ્રદેશ ને લોકકથા છે. ચલો કાઢીયાવાડ ની છે ભાગલવાડ ની છે કે ગોહિલવાડ ની છે પાઠ ને તમે જો ધ્યાનથી વાંચ્યો હોય ભાષા પરથી ભી તમને ખબરપડી જાય બરાબર શું આવશેગોહિલવાડ જોરાવરશી જાદવે લખેલુ છે અ નીના પતિ સંજય નું મૃત્યુ ખાલી જગ્યા fail થવાથી થયું તું hart fail થયુંતું

છત્રી લેવા છત્રી લેવા કઈ જાય ઘર માં જાય સ્થળ માં જાય store માં જાય બરાબર એટલે જવાબ સો આવશે store ડુંગરઅને તેની પત્ની ખાલીજગ્યા સમયે સ્ટેશન તરફ જતા હા તા અને કર નાખ જો તો સવાર ના જતા બપોરના જતા કે સાંજના વિચારો સવારે બાપરે કે સાંજે પાઠ ની અંદર વિચારસો તો ખ્યાલ આઈજાય એ લોકો ની ગાડી છૂટી જતીતી બરાબર તો સાંજ નો સમય હશે સંજનાસમયે કાળું ને ખાલી જગ્યા ની મોટાઇ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા ચાલો કોની મોટાઈ જોઈ ને ત્યાં કોણ બેઠું તું ઢોલિયા પર અલગથી સુન્દેરજી શેઠ બેઠાતા એટલે તમારો જવાબ સો આવશે સુન્દેરજી શેઠ બરાબર તો આ આઠ ખાલીજગ્યા આપડી complete થઈ ગઈ અડસત્રીસ માંથી તમારી કેટલી સાચી પડે છે એ તમારે કેવા નું છે okay વિચાર જો મગજ ને active રાખશો તો માજા આવશે ચલો ફરીથી નવ થી સોળ તમારી સામે છે ભર્યો ભર્યો ખાલી જગ્યા પરિવાર તન અને મન ના આરોગ્ય માટે ની પુર્વ શરત છે પ્રેમાળ ધનિક કે પ્રતિષ્ટિતિથિ પ્રેમાળ ધનિક કે પ્રતિષ્ટિતિથિ ભર્યો ભર્યો ક્યાં પાથ નું છે પેલા તો મને એ વિચારો ક્યાંપથ નું છે કોઈ ભી ખાલીજગ્યા આવે ને અને બે રીતે તમારે click કરવા નું કે પેલા તો કતો યા પાઠ નું છે અને એ પાથ ની અંદર શું આવતું તું તો તમને તરત જ idea આઈજશે તો ભર્યો ભર્યો કયો પરિવાર હોય ધનિક પરિવાર, પ્રતિષ્ટિતિથિ પરિવાર ના તન અને મનના આરોગ્ય માટે પ્રેમાળ પરિવાર જોઈએ એટલે તમારો answer સો આવશે પ્રેમાળ કાળુ અને રાજુ ભૂંડા માં ભૂંડી બાબત ને ખાલી જગ્યા ને કહે છે ભૂંડા માં ભૂંડી ભીખ કે ભુખ ભૂંડા માં ભૂંડી ભીખ કે ભુખ પેલો તો મારવા ready પણ ભીખે સાલા જુ કેગા નહિ કાળુ આ પુષ્પા picture તો પછી આવ્યું પણ સૌથી પહેલાં તો કાળું એયે attitude બાતાયો તો કે કુછ ભી જુકેગા નહિ બરાબર ને એની અંદર પેલું ભીખ લેવા માટે line માં ઉભો ના રવ ભઈ મરી હું મરી જઈશ વાંધો નહીં પણ હું ભીખ તો નયલ લવ એટલે ભૂંડ મા ભૂંડુ અને શું માન્યું તું ભીખ બરાબર તો કાળુ આપડો આવોજ છે પુષ્પા પુષ્પરાજ જેવો છે હેને ઉપરવશ માં ખાલી જગ્યા નદીના પુર આવ્યા હતા કઈ નદીમાં કઈ નદીના તાપી મચ્છુ કે શેત્રુંજી શેત્રુંજી બરાબર શેત્રુંજી નદી ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા station નેથી ગાડી પકડવા માંગતા હતા ક્યુ station ધોરાજી ગાંધીધામ આ ગાંધીધામ દેવાજયે હતું નય તો કયું હતું કયું હતું વિચારો ડુંગર અને તેની પત્ની બહુ એટલે તેની વહુ ખાલી જગ્યા station ગાડી પકડવા માંગતા હતા તો જવાબ શું આવશે રાજપુર આવશે બરાબર એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માદું પડે તો કોને સજા કરતાતા આ વાયરલ ઇન્ફેક્શન ની અંદર શરૂઆતમાં જ આવે છે doctor ને સજા કરતાતા બોલોઆ ચીનીયાઓ આવું કરતાતા કે કોઈ માદું પડે ગામમાં તો સજા કોને કરવાની doctor ને કરવાની બરાબર તારલીધે માંદા પડ્યા હોય સરસ સૌઉકાર નું ખાલી જગ્યા જૂઠું થોડું વાંચે સૌઉકાર શેમાં લખે પોતા નો હિસાબ કિતાબ સેમ લખે ચોપડામાં એટલે જવાબ શુ આવશે ચોપડો માણેક ખાલી જગ્યા હતી આકાશ ને કદી વીજળી વીંધી જતી બળબળતી કરાંજતી અને રઘ રશાતી તો શું હતું માણેજ માણેક

અને તંમારી જોડે live માં જ paper ને solve કરીશું જેથી કરીને બધું discussion થઈ જાઈ બરાબર અહીંયા ઘણાબધા અ બધાયે જવાબ આપી રહિયા છે આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા બોલે છે બોલો ડુંગર ડુંગર ની પત્ની કે ડુંગર ની માં એ ડુંગર ની માં તો હતી જ નય બરાબર એટલે આ option તો અવેજ નય ડુંગરબોલે છે કે ડુંગર ની પત્ની અટકી કોણ જાય છે ડુંગર ની પત્ની કે આપડી બબલી નીજ જાણે પબ પગલી જાણે તેવું કોણ બોલે છે ડુંગર ની પત્ની એટલે જવાબ તમારો આવશે ડુંગર ની પત્ની તમને option આવશે અપશે ત્યાં અને તમારે option માંથીજ પૂછી ને ખાલી જગ્યા નો જવાબ લખવા નો છેફરીથી વિચારો નર્મદા અને ડાંગરા જંગલોના પ્રવાસ વિશે લેખકને મેટલ દીપાઇમિંગ દ્વારા ધાતુ ની જરૂરી આકાર ની અને મેપ ની બનાવા માટે મેટલ કાર્ટિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એ એક પ્રકારની ઉત્પાદનની પ્રક્રિયા છે. મેટલ કાર્ટિંગ ક્રિયામાં ધાતુના તટચનું પ્રકાર જળવાય છે. અમુક હદ સુધી ધાતુ નું શુદ્ધિ કારણ થઈ છે. તથા આતીગોતી વાળા દાગીના બનાવામાં સરવાતા રહે છે. કાર્ટિંગ વેગાસ ના વિભાગને ઓંમરી વિભાગ પણ કહે છે. આ વિભાગમાં સૌ પ્રથમ નિયત કરવામાં આવેલ ડિઝાઇનિંગ ના ડ્રોઈંગ કે નમૂનાને અનુરૂઢ માપનું પેટર્ન ડ્રોઈંગબનાવામાં આવે છે. તે મુજબ માત્ર પેટન બનાવામાં આવે છે. અને માત્ર પેટર્નની કેટિંગ રૂટી જેવાજ જરુરુયાત અનુસાર ઉપયોગમાં લેવા માટે પેટર્ન તૈયાર કરવામાં આવે છે. જે ખુબ જ સારી રીતના પારિજાતના જ ડિઝાઇન થયેલા લાકડામાંથી કે ધાતુ માંથી બનાવામાં આવે છે. ઓટન વિભાગમાં તૈયાર થયેલ પેટર્નનો ઉપયોગ મોલ્ડિંગ વિભાગમાં મોલ્ડ કરવા માટે થાય છે. મોલ્ડમાં પીગળેલી ધાતુને ચાળવામાં આવે છે જેને કારપિંગ કહેવામાં છે. રેતી અને તેની જેવી ગરમી સહન કરી શકે એવા પદાર્થ માંથી મટીરીયલ માંથી મોલ્ડ બનાવામાં આવે છે. જળવી ઉંચા તમની ધાતુ ને પીગળવા માટે તથા તેમાં રહેલ અસુધ્ધયોને દૂર કરવા માટે જુદા જુદા પ્રકારની પરણે એકોતેર બતીઓ વપરાય છે. બતીમાં તૈયાર થયેલા ધાતુના રસને વાહન કરવા માટે જે કન્ટેનર વેર્ષેલમાં કરવામાં આવે છે તેને મુસ્ક કહે છે. તેનીમદદ્થી રાસની મુલ્ડ કરવાંમાં આવે છે. જે રસનું તાપમાન ઘટતા ઘંટ સ્વરૂપમાં ધારણ કરે છે અને પેટર્ન ની પ્રતિકૃતિ જેવોજ નમૂનો તૈયાર થાય છે જેને કારપિંગ કહે છે.

કન્ટિન્યુ સ્મોક કાસ્ટિક લોટ કાસ્ટિક લોસવેસ કાસ્ટિંગ જેવી ખાસ વેતન પણ વિકાસ પામે છે. પેર્ટન મેકિંગ પ્રોસેસ પેર્ટનની વ્યાખ્યા કાસ્ટિંગની પ્રક્રિયા વડે કોઈ પણ ઉત્પાદિ છે વસ્તુ બનાવ માટે પેર્ટન એક નમૂનો કે પ્રતિકૃતિ લાકડું કે બીજા પદાર્થ માંથી બનાવામાં આવે છે. આ નમૂનાને પેર્ટન કે કોડમોં કેહે છે. પેર્ટન નો ઉપયોગ પેર્ટન ને ભીની રેતી કે બીજા પદાર્થ માં દબાવીને કોઈ પણ આકાર ની છાપ કરવામાં આવે છે. આ છાપ ને મોલ્ડ અથવા તો બીબું કહે છે. કાસ્ટિંગ ની સંખ્યા મોલ્ડિંગ ની પ્રક્રિયા કાસ્ટિંગ જરૂરી માપની ચોકાય અને સપાટી નું ફીનીસીંગ કાસ્ટિંગના મેપ અને અકરવ અને જટિલતા ઓડૅર પડીકી મેળવાની શક્યતા ડિઝાઈન્ગ બદલાવની શક્યતા પેર્ટન મેકિંગ મટીરીયલ લાકડું જડે કાસ્ટિંગની સંખ્યા ઓછી હોય ત્યરે લાકડું ઉપયોગી છે મોટી સાઈઝ ના પેર્ટન માટે લાકડું સસ્તું પડે છે. ધતુ ઓ કાટ એલ્યૂમિનિયમ પીતળ ટીન બેગ વળી સફેદ પેર્ટન બાણાવ માટે વપરાય છે. નાના પરંતુ વધુ સંખ્યામાં કાર્ટિંગ જોયતા હોય પેર્ટન વધુ મજબૂત અને તાકૌ જોયતું હોય તેમજ કાસ્ટિંગ માપણી ચોકસાઈ તેમજ ફીનીસીંગ વધુ જરૂરી હોય ત્યરે ધાતુ ના પેર્ટન બનાવ માં આવે છે. નાટીંન્ગ મોલ્ડિંગ માં ધાતુ ના પેર્ટન વપરાય છે પ્લસ્ટિક મોટા જથ્થામાં ઉત્પાદન કરવું હોય ત્યરે પ્લાસ્ટિક ના પેર્ટન

મીન નો ઉપયોગ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માં કરવામાં આવે છે વધુ ચોકસાઈ ધરાવતા ઓછા દાગીનાનું કાસ્ટિંગ માટેનું પેર્ટન બનાવવા મીન નું પેર્ટન બનાવામાં આવે છે જે મોલ્ડ માં રહે છે. ધાતુ નું વશ મોલ્ડ માં મીન નું પ્રવાહી કે વાયુ સ્વરૂપે બહાર નિકરે છે. પેર્ટન બનાવનાર પેર્ટન મેકેર જે મોલ્ડ બનાવની રસ જોડવાની તેમજ મોલ્ડિંગ ક્રિયાની મુશ્કેલી નો વિચાર કાર્ય વગર પેર્ટન બનવું પડે છે. પેર્ટન ને મોલ્ડ બોક્સ માં ગોઠવ્યા પછી તેને સહેલાય થી કાઢી શકાય તેમજ વશ જોડવા માટેના વગેરે જેવા વ્યવસ્થા નો ખ્યાલ રાખવો પડે છે. ઘણા પ્રકારના પેર્ટન હોય છે. પેર્ટનના પ્રકારની પસંદગી અઢાર કાસ્ટિંગની સંખ્યા મોલ્ડિંગની પદ્ધતિ કાસ્ટિંગનું વજન માપ તાહ કદ તેમજ કાસ્ટિંગના અટપટા આકાર પાર રહેલો છે. કેટલીક સામાન્ય પ્રકારમાં પેર્ટન નીચે દરસાવાય છે. સિંગલ પીસી પેર્ટન આ પેર્ટન માં વિભાજન કે કંડાર હોતા નથી પેટનને એકજ ટુકડા રૂપે હોય છે. જે કિંમતમાં સસ્તું હોય છે. ઓછી સંખ્યાનું ઉત્પાદન કરવું હોય ત્યરે આ પેટનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ પેર્ટનનું લાકડું દાખલ તરીકે સિસ્ટમ એન્જીનના વિવિધ ભાગો બનાવ માટે તેનો ઉપયોગ થાય છે. ટેકર આ પેર્ટન બે કે ત્રણ ભાગમાં હોય છે. તે ડેવેલ પિંકી તેચાય છે. ઉપ્ટતેથી મધ્યતેથી અને તરપેટી મુજબ પેટનને બે કે ત્રણ ભાગ માં રહે છે. અટપટી ડીસાઈંગ ના કાસ્ટિંગ કે જેને મોલગમાંથી કાઢવા મુશ્કેલ પડે છે. જે પેર્ટન ને બે કે વધુ ભાગ માં બનાવ જરૂરી હોય ત્યારે આ પ્રકારના પેર્ટન વપરાય છે દાખલ તરીકે કીંગવાઝની બોડી પાણી ના કોક ગડગડીયે એન્જીનના વિવિધ ભાગો વગેરે બનાવ માટે તેનો ઉપયોગ થાય છે. નેક્સપ્લેટ પેર્ટન પેટનના બે ભાગ કરી એક ભાગ ને સાડી પ્લેટની એક બાજુ પાર અને બીજા બાજુ પર જોડેલ હોય છે. આ પ્લેટનું જમીન પર ગોઠવી તેના પાર રેતી ભરવા માટે તરપેટી ગોઠવવામાં આવે છે. જે બીબા રીતે કારિયા પછી ઉલટાવામાં આવે છે અને ઉપટેટી અને તલપેતી સાથે જોડાણ કરવામાં આવે છે. આમ પેટનના બંને ભાગો નું જોડાણ થઈ છે. તેથી તેને નેક્સપ્લેટપેર્ટન પણ કહેવાય છે. આ પ્લેટ ને કરતા આ પેર્ટન ખાલતાય છે પરંતુ નાના કાળના ખુબ મોટી સંખ્યા નો મોલ્ડ બનાવામાં માટેના કટરયુગ છે. નેક્સપ્લેટ પેર્ટન લાકડા સ્ટીલ એલ્યૂમિનિયમ વગેરે ધાતુ માંથી બનાવામાં આવે છે. કોપ એન્ડ ગ્રપ પેર્ટન સ્લીપ પેર્ટન નો જ આ એક પ્રકાર છે. કાર્ટિંગ લઈને જે સપાટી મુજબ આ પેટનને બે ભાગ માં વહેંચવામાં આવે છે. પેટનનો એક ભાગ ધૌ કે લાકડાની એક બાજુ અને બીજા ભાગની બીજી પ્લેટ પર જોડવામાં આવે છે. દરેક પ્લેટ વડે પેટનના ભાગમાં નું અલગ અલગ બોખ માં મોલ્ડિંગ કરવામાં આવે છે બે બોક્ષને એકબીજા સાથે જોડી દેવાથી મોલ્ડ તૈયાર થાય છે. મોટા અને વજન દર કાસ્ટિંગ માટે આ પ્રકારની પેર્ટન વપરાય છે. ધેરડ પેર્ટન આ પ્રકારના પેટનમાં પેર્ટન ની સાથેજ ગેચ બનવામાં આવે હે. આ પ્રકારના પેર્ટન વાપરીને એક એકજ મોલ્ડ માં ઘણા મોલ્ડ બનાવામાં આવે છે જયારે પેટર્ન ને કારણે મોલ્ડ નું દરેક રસાળ મુખ્ય રસ ડેરા જોડાયેલો હોય છે ઓછી સંખ્યા માટે લાકડા માથીં

કેટલાક પેટર્ન ની ડિઝાઇન એવી હોય કે તેને પેટી માં મોલ કાર્ય પછી તેને બહાર કાઢી શકાતું નથીં આવા પેટર્નના અમુક બેટ શકાતું નથી. આવા પેર્ટનના અમુક બેટ છુટા ભાગ માં બનાવથી પેટર્ન બોક્સમાંથી સહેલાઇ થી નિકરી શકે છે. પેટનનો મુખ્ય ભાગ અને છૂટો પડેલો બોહવેલ પિન થી જોડવામાં આવે છે. બોક્ષમાંથી મુખ્ય ભાગને કાઢ્યા પછી છુટા ભાગની ભાગને કાઢવામાં આવે છે. વળાંક વાળા ભાગો તૈયાર કરવામાં આ પ્રકારના પેટનનો ઉપયોગ થાય છે. સ્વીટ પેર્ટન આ પ્રકારના પેર્ટન માં ધાતુ કે લાકડાની પાટિયાંની આકાર પત્તી રહે છે અને તેને ઉભી સાત કળ બેતાળીને ટેટીના મોલ્ડમાં ગો પેરવીને કટુનના આકાર જેવી છાપ બનાવામાં આવે છે. મોટા આકારના એક સરખા અને ગોળાકાર આરસેટના કટુનના માટે સ્વીટ પેર્ટન વપરાય છે.

આ માળખું અંદર થી પોલું હોય છે. પેટનના બાકીના ભાગમાં માટી કે લોન્ગસેન્ગ કરી આકારપટ્ટી વડે વધારાની માટી કે લોન્ગસેન્ગ કાઢીને આપવામાં આવે છે. આ પેટનનો ઉપયોગ મોટા પાઇપ તથા ફિટિંગ બૉમ્બ ટી કે એલ્બો એ બનાવામાં થાય છે. સેરપેટેન આ પેર્ટન અંદર થી પોલું હોય છે આ પેર્ટન વચ્ચે થી બે ભાગમાં વિભાજીત થાય છે. આવા પેર્ટન દેનેજ માટે તથા વાંકિયા વગરના કાતુન બનાવ માટે પણ વપરાય છે. માસ્ટર પેર્ટન આ પેર્ટન લાંબા સમય સુધી સાચવી રાખવા આકાર જાળવી રાખવા તથા વધુ સંખ્યા માં દાગીના તૈયાર કરવાના હોય ધાતુના પેર્ટન વપરાય છે. ધાતુના પેર્ટન બનાવ માટે સરુવાત માં લાકડાની પેર્ટન બનવું જરૂરી છે જેને માસ્ટર કહે છે. આમ માસ્ટર ધાતુનું બનાવ માટે ઉપયોગી થઈ છે પેર્ટન એલાઉન્સ ન સીંગ જે પેર્ટન નું મેપ કાર્ટિંગ ના મેપ જેટલું રાખવામાં આવે તો તેનું ત્યરે તેનું થયેલું કાર્ટિંગ જરૂરી મેપ કરતા નાના મેપ કરતા બને છે કારણ કે ધાતુ નો રસ મોલ્ડ માં ઠંડો થઈ ઘાટ બનતા તેનો સંકોચન થાય છે. કટિંગ યોગ્ય મેપ અને આકારના બને તો તેના પાર યાંત્રિક કરવી ઓછી પડે છે. એ ઉપરાંત કેટલીક વાર કાર્ટિંગ મર્દાઈ નહિ જવાની શક્યતાઓ પણ રહે છે. આથી કોઈ પણ પેટર્ન નું માપ કાર્ટિંગ ના મમાપ કરતા મોટું રાખવામાં આવે છે. આથી કાર્ટિંગ જરૂરી ચોકસાઈ મેળવવા માટે વિવિધ બાબતો ની ધ્યાન માં લાય ન પેટર્ન પર કેટલીક છૂટ રાખવામાં આવે છે. જેમ કે સટિન્ડેજ એલાન મકેનીંગ એલાન ગ્રાપ્ત એલાન રેંકિંગ એલાન વિસ્ટેસન એલાન વગેરે વુડન પેટર્ન બનાવ માટે ના આ ઓજારો અને સાધનો પેટર્ન બનાવ માટે લાકડાનો ઉપયોગ કરવામાં થઈ છે. પેટર્નને સુધારી કામ માટે વપરાતા હેન્ડલુમ વડે તૈયાર કરવામાં આવે છે. પેટર્ન ના આકાર કરતા અટપટા સદા ભૌમિતિક આકારો થી એકદમ જુદા જુદા હોય છે તેથી પેટર્ન નું કાર્ય ફક્ત કુતર કાર પેન્ટર જ કરી શકે છે. તેને નસિંગ દેન માં વાંચવાનું વચનનું ધ્યાન હોય છે.

FY કાલે તો મને ત્રણ વાગ્યા પેલા ઊંઘવાનું કામ ચાલતું હતું મારુ ઓહ લે ત્રણ વાગ્યા સુધી હમ અલ્યા આતો બૌ તકલીફ છે મારે તો સાત વાગે પતાવી દઉં હું તો સાત વાગ્યા સાંજે એટલે પૂરું. અત્યારે મારો main ટાસ્ક ચાલે છે એટલે કામ વધી ગયું એમાં થોડા research નું છે એમાં પાછું એમને જલ્દી જોઈતું હતું. production ની, તો એના માટે task જરૂરી છે એમને જોઈએ છે એટલે ક્યારેક ક્યારેક આવે કાયમ ના આવે. ના કાયમ ના આવે task પતિ જાય સરસ સરસ અમરે hotstar માં સારું છે ભાઈ. અમારે તો તકલીફ નથી વાંધો નથી બૌ મસ્ત ચાલે છે. અમારે અત્યારે મારે આ task મળ્યો છે બીજા લોકો ને બી છે. પણ ઠીક છે એકાદ વાર મળી જાય પણ આ સારું છે task, learning વાળો છે એટલે વાંધો નથી આવતો શીખવા મળે છે મને, બાકી તમારે સુ છે તમારે પતિ જાય સાત એક વાગે પછી છુટા. હા પછી તો જ્યાં હોય એટલે ચાલ્યા આપડે તો ક્યાં એટલું ગોતવું છે સાત વાગ્યા માટે તો પોંખ્યો હોય ગરે સાત વાગ્યે મારે ફરવા જવાનું હોય નીચે એટલે કેવું શાંતિ એમ જોઈએ આખો દિવસ કેટલું કામ કરવાનું હોય એટલે સારું છે. આજ કલ તમે સુ કરો ચો hotstar માં કૈક જોવો છે કે નાઈ નવું hostar પર હમણાં તો વચ્ચે પેલું football ની match જોવાની ચાલુ કરેલું world cup હતો ત્યારે જોતો હતો હા world cup હતો ત્યારે જોતો હતો.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 એતો મને લાગે આ પાછળ ના જમાના history લાગે notification અને આવે છે ખરી આ મને અચ્છા અચ્છા. હમ આજકાલ લોકો જોયો ને match બેચ હવે આ વખતે છે ને ipl નથી hotstar પર હવે તકલીફ રેવાની અમને આ વખતે hoststar પર નથી jiocinema પર છે. હમ એહે અમ હા તમે hotstar પર અવાના જ નથી એમ ના ખાલી ipl માટે જ આવતો હતો. હા એજ પણ hotstar પર ખાલી sports થોડું છે ખાશું બધું છે ને હું કેવાય આપણે, હમ entertainment માં બધું સુ હોય છે બીજું તમે કઈ બીજું જોવો entertainment માં જોવો છે આજકાલ કે નાઈ? હમ અત્યારે તો હું નથી જોતો હમણાં કોઈક series પણ netflix પર જોઉં છું એમ સુ જોવો netflix પર netflix માંહમણાં મારી એક series પતાવી મેં કરીને એક series હતી. અર detective, type ને ઉહ crime વળી હતી થોડી એવી political ટાઈપ હતી એના પાસે સરસ હતી સરસ હતી. ઉહ કોઈ એવી hotstar પર છે ને કઠપૂતળી છે અક્ષયકુમાર ની આર ય પર હમણાં આવી છે પેલો ભુવન બામ છે હા ભુવન બામ વળી જોવાની છે હા ભુવન ભુવન વાળી જોવાની છે મારે ના તાઝા ખબર છે બરાબર.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 ઉહ એતો મારુ રોઝ નું sechedule એવું જ છે કે એક બાજુ કામ ને બધું ચાલ્યા કરે એક બાજુ મારે જમવાના ટાઈમ પર કે આમ થોડો free હોય કે શાંતિ વાળું કામ હોય તો તારક મેહતા લગાવી દઉં. mobile માં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 એમાં પાછા જુના વાળા episode બૌ સારા બૌ સરસ હોય નવા વાળા તો બધા repeater લાગે છે યાર મને કઈ નવું લાગતું નથી કઈ રયુ નથી હવે એમાં ઉહ લોચો છે બધો ને એકતો એમના character બધા, જતા ર્ય છે તેના જેવી મજા નથી હમ તમે tv પર જોવો છે કે કોઈ phone પર app પર ક્યાં જૉવો છો જમવાના time પર tv પર જોઉં છું બાકી આમ બપોરે જતા રયા છે ને તો tv જેવી મજા નથી, કામ માં જરાક free હોય એટલે mobile પડતો મુકો એક બાજુ અચ્છા હમ અચ્છા okay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 આ બધી આદત પડી ગયી છે મારા roommates જે હતા ને એ બધા આ જોતા ત્યાર થી મેં ચાલુ કર્યું અને તમે જોવો છો કે નાઈ trends વગેરે trends મેં જોઈ કાઢી છે. office બાકી છે મારે office જોવી પડશે બૌ મારે friends ને snapchat પર દેખાય કરે હમ office તો પછી કરશે કે.

એ લોકો આ બધા ને series ના આટલા બધા seasono હોય ને તો પછી મેં ચાલુ કર્યું એટલે જોઉં પડશે છેલ્લે સુધી, હા તો એમાં એવું કઈ નથી તારક મેહતા ની જેમ છે side માં તમે ચાલતા રો ને office માં ને એમ લાઇગયું જાય એમ બૌ તમારે કઈ મગજ નાખવાની જરૂર નથી. ને રોજ ના એવું જ જોવાનું એક episode જોવાનો અડધા કલાક નો હોય છે જમતા time પર તમે જોઈ શકો એમ હમ પડશે મને બાકી મેં તો હમણાં, બાકી અત્યારે છે ને મારે એક ને રાતે જરા કામ પતિ જાય ને અમારી meeting, standup પતિ જાય ને એના પછી હુંજરક free રાઉ.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

તો એ વાળું એક channel મસ્ત છે એના video સરસ હોય એકદમ મજા આવી જાય જોવામાં એ સુ કરે ભાઈ auction માંથી કાર હોય ને. તો એ બંદ પડી હમ ગયેલી હોય એવી એ લે પછી એમને એક દમ હમ top સુધી બનાવીને મૂકે એટલે total

આતો સારું છે interesting છે ને પાછો છે ને એનો એક સૌથી એટલે video છે ને channel ની મૈન વિડિઓ નાખેલો છે lembhorghini ને એક્દુમ સાત વરસ થી ગાડી બેન્ડ પડેલી. એનું engine બધું બાર કાઢીને totalengine બનાવ્યું પછી series ચાલે છે એની આખી આહ એના પછી channel બૌ famous થઇ ગયી subscriber વધી ગયા છે એ બૌ ગમે છે બધા ને અત્યરે, બૌ મજા આવે જોવામાં મને આ video ની link મોકલજો ને હું હવે થોડું ચાલુ કરું હું મારે પછી યર youtube પર છે ને ભાઈ youtube પર ન facebook માં હું સુ જોઉં કૌ તમને હું ખાલી ખાવા વાળા video જોઉં.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 દિલ્હી કા ચેટ ખાયેંગે ને એમ બધા અલગ અલગ છે એતો મારે facebook પર આવે છે બે youtuber બૌ જોરદાર છે.

પેલા બી આવી ચુકેલો છે પેલા આવેલો છે india તો એ મજા આવે પછી street food દિલ્હી ને મુંબઈ side ફરતા હોય બધા હા હા આ લોકો પેલા તો મસ્ત રીતે બોલે આપડા લોકો થી, મજા આવે મને બૌ ગમે બધું એ બધા શોખ બૌ ગમે મને એક તો ખાવાનું તો મને મજા આવી જાય આ બધું બતાવો ને આ બધું અહીં થી જ બધું શીખ્યો છું દિલ્હીમાં છે ને પરાઠા ગલી છે.

હમ અમદાવાદ માં જાય તો માણેક ચોક પર જતો રહે હા હા ત્યાં આપણે જઉં જોઈએ એવું છે. હમ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 હું ઈડલી ઢોસા ને પેલું આતે. એમાં એટલે હું કંટાળી ગયો યાર અહીંયા મારે છે ને જગ્યાઓ જોવી છે north જગ્યાઓ બધી હા હેને તમારા તો ભાઈ બંગ્લોરે બૌ મોટી city છે.

streetfood માં અહીંયા હું ગયો હતો ને મોમોસ વળી પાણીપુરી સમોસા મળી જાય ચેટ મળી જાય એટલું તો basic તો મળી જાય એટલે વાંધો નથી.

હમ અહીં મને એની તકલીફ પડી જાય બૌ normal વસ્તુ બી મને ગરમ ગરમ ખાવાનું એ નાઈ મળે. એટલે મારો વિચાર એવો છે કે ફટાફટ ભાગી જાઉં એટલે હા. અહીંયા તો ભાઈ અહીંયા છે ને એક સારું છે કે city મોટી છે એટલે મળે બધું ને બીજું અહીંયા નું બી કોઈક કોઈક વસ્તુ સારું છે હમણાં મેં ચાલુ કરી છે કે ચિકન બિરિયાની ખાઉં છું. આહ મને તો બૌ મજા આવી જાય હો ચિકન બિરિયાની બૌ મસ્ત item છે આખા india આપણા side તો મળતું જ નથી કે એવું હા આપડા side તો નથી એટલે famous ખાલી local હોય એજ જ મળે હા, અહીં પેલું હૈદરાબાદી ખાવાનું બધું બૌ છે બધું અહીંયા બંગ્લોર મબી ચીકિનબીરીયાની તમે ખાઓ ને તો જલસા પડી જાય હો બૌ મસ્ત item છે હમ હું તો નથી ખાતો ભાઈ non veg નથી ખાતો હું ખાલી. ઈંડા વળી item તો ખાઉં અચ્છા અચ્છા હા તો આજ ચાલતું હોય ખાલી બેજ વસ્તુ એ હોય youtube ની વાતો કરતા હતા એમાં તો ખાલી બે જ એક ખાવા પીવાની video જોઉં ને કાતો પેલા, આજકાલ છે ને facebook પર વધારે time, spend કરું ફેસબુક ના પેલા shorts આવે ને એમાં પેલા video આવતા રે બૌ હા funny, announce ને, top, catches, for, world cup આવા ન તેવા ને એમાં તો કલાકો નીકળી જાય હો હારી runout બધું જોવો તમે jontyrhodes ની filding જોવો india ની captioncy નું કૈક ને કૈક બતાવે છે આજકાલ ipl નું બી, એમાં બી આઇપીએલ ના match ની highlight આવે મજા આવી જાય બૌ આજકાલ જોવા જેઉ બધું બૌ છે. કે વાચ માં મને છે ને street food જોતા ને એના suggestion માં જ આપણા. કોરિયન food, cutting વાળા જે video આવેને એ ખતરનાક હોય એકદમ મસ્ત clean એ લોકો કરે cutting બતાવે પછી એને arrange કરે મસ્ત glass માં આપે. એકદમ હોટેલ ની process જોઈને એટલી મજા આવી જાય ને લાય અત્યારે આપી દે એવું એટલું સરસ હોય કોરિયન cutting, skills ને પાંચ બીજા કોઈક કોઈક આજે,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

હમ સારું સારું બાકી બીજું youtube પર તો પછી એક મારુ છે courses ના જોઈ લાઉ મારે હા, dotnet, related ને બધા મારા જે programming ના video હોય ને એ અચ્છા હા ને પાંચ અમદાવાદ માં office તરફ થી એક course એનો પણ પાછો મસ્ત video છે બનાવેલો. તો એ main એટલે knowledge માટે તો કામ થઈ જાય મારુ હમ સરસ knowledge ના તો મેં કોઈ જોયા જ નથી video કોઈ આજકાલ સારું છે તમે કોઈ ફાયદો તો ઉઠાવો છો નેટ નો એટલો અમર તો ભાઈ,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 એમાં બી કેઉં છે એમાં બી કેઉં છે એટલા પગે follow કરતા હોવ તો સારું જ content આવે હમણાં હું એક જોતો હતો એ એમાં astrology નું બતાવતો હતો galaxy નું ને star નું બધું. nature નું બૌ મસ્ત હતું એ એટલે મેં બે ચાર કલાક કાઢી નાખ્યા મેં એ page માં એક એ ને બીજું આજકાલ prank વાળું video કરતો હોય એનું નામે ભૂલી ગયો હું pranks વાળું બૌ કરતો હોય છે હા.

ઓહ gadget વાળા હા એના થી વધારે હાર લાગ્યા હો બીકે રંજીત વાળો છે એક પાર્ટી બીકે રંજીત હમ એ બધું બૌ બતાવે હો હમ મારે હમણાં એક phone લેવો હતો આ iphone મેં લીધો એના પેલા, ઓહ્હ બધું જોતા એમ આપણા જેવા માણસ ને બી ખબર પડી જાય કે આ કેવા સુ માંગે છે એટલે આમ એની style સારી છે બોલવાની ત્રણ ચાર લોકોને. એકદમ મજા આવી જાય એટલે total, comparison કોઈને બી phone બોન લેવો હોય ને તો એટલું મસ્ત comparison બતાવે ને clear થઇ જાય બધું હા જેન જેના હિસાબ થી થાય, એટલે સરસ knowledge પણ મળે એમાંથી એમ તમે મને એક કામ કરજોને તમે મને એ link મોક્લજોને તમે જે કીધી કરવાની એટલે હું જોઉં ને તમને કહું હોને હું, કા તો હું તમને કાલે વાત કરું એક વાર જોઈને હા ને હા ચાલશે ચાલો Okay ચાલો ખાવાનું પતાવો ને કામ પર લાગો બીજું સુ,

Hello હા બ્રધર વોરા Brothers ની અંદરથી Manager અમ આપની સાથે વાત કરી રહ્યો છું. અને મારુ શું, મારુ નામ છે અમ પુલકિત પટેલ.

અ મેડમ માફ કરશો, જો આપ કોઈ Project માટે અથવા તો કોઈ એમનેમ inquiry લેવા માંગતા હોય તો હું તમને કોઈ inquiry નહીં આપી શકું. કારણકે એટલો સમય મારી પાસે નથી but જો આપણે કોઈ ખરીદી કરવી હોય, અથવા આપ કોઈ Business Tip માંગતા હોય તો હું તમને માહિતી આપી શકીશ. તો ઠીક છે મેડમ. બાકી આવા ઘણા બધા call આવે છે. આવે છે અમારે આ Project છે, કેમ કે Market ની અંદર અત્યારે વોરા Brothers નું નામ છે ને એ અત્યારે top પર છે. અને એની Values ભી બહું ઘણી છે એટલે. હમ Okay Madam અમારી Company ની અંદર છે ને હૅન્ડલૂમને લગતી તમામ ચીજો અહીથી ઉપલબ્ધ થશે. આપ જો Wholesale કરવા માંગતા હોય તો હું તમને Wholesale ની રીતે પણ provide કરી શકું છું. અને આપ જો Retail કરવા માંગતા હોય તો madam અમારી એક shop છે વોરા Brother ની જ બરોબર યાજ્ઞિક રોડ પર રાજકોટ માં. તો તમે ત્યાંથી એક બે વસ્તુ જો જોઈતી હોય તો તમે ત્યાંથી લઈ શકો છો. madam અમે તમને છે ને printed ભાવથી ઓછામાં ઓછા છે ને ત્રીસ ટકા નીચેથી આપીએ છીએ. તમારો જે printed ભાવ છે બરોબર કોઈ પણ વસ્તુનો જે printed ભાવ પછી તમારે ત્રીસ ટકા off થઈ જાય છે અને એ રીતે અમે તમને માલ અહીથી provide કરીએ છીએ but તમે કોઈ ભી Design કોઈ ભી colour અમને choose કરીને આપશો પસંદ કરીને આપો, તો તમારે બધા જ design માં બધા colour ના જે કઈ package છે. એ package wise જ તમને અહીથી માલ મળશે. અન્યથા તમે કહો ભાઈ આમાંથી બે piece આપી દો આમાંથી બે piece આપી દો આ વસ્તુ અમને પાંચ piece માં આપો,

અમ madam આપને પહેલા તો હું આપને પૂછી શકું કે? આપ local area ની અંદર અમ business કરો છો કે અહી city area મા જ આપ છો. એટલે madam અ આપ કદાચ મારી વાત ને ના સમજ્યા. એમા એવું છે કે village જેવુ હોય દાખલા તરીકે તમે જો ગામડામા રેહતા હોય ને madam તો એની બેડશીટ એના cover એને towel

તો city ની જે કોઈ product છે. madam એની અંદર બવ જુદી વસ્તુ આવે છે. કે જે લોકોને દેસીપના જેવુ આપણે ભાષામાં કહીએ છીએ ને oldness નથી ગમતી એ લોકો ને new new જોઈએ છે.